તો એ મોબાઇલ નેટવર્કની અંદર, તમે તમારી સેટિંગ ચેક કરી શકો છો. ત્યાં તમને નેટવર્કમાં four g three g two g કંઈ બતાવે છે કે નહીં. ઓકે. તો તમે તમારો ફોન સ્વિચ ઓફ કરીને ઓન કરીને કર્યો હતો? તમારી સીમ કાર્ડ sim slot one માં છે કે two માં તમે નાખીને રાખ્યું છે. તો એકવાર તમે સીમ વનમાં sim slot one માં નાખીને ટ્રાય કરો મેડમ. એવું તો તમે નેટવર્ક સિલેક્ટ કરી શકો છો. તમારા ફોનના મેઇન મેનૂ સેટિંગમાં જઈને જો તમે નેટવર્કમાં જાઓ છો મોબાઇલ નેટવર્કમાં તેમાં તમે નીચે નીચે સ્ક્રોલ કરશો ત્યાં તમને નેટવર્ક નું પૂછશે એમાં કેટેગરીમાં તમારે two g three g કે four g તો તમારું કાર્ડ અગર four g નહીં હોય તો four g માં work નહીં કરે મેડમ. તમારે એને three g માં કાં તો two g માં જ યુઝ કરવું પડશે. તમારો ફોન બી ફોર જી હોવો જોઈએ. તો જ એ તો તમે કમ્પ્લેન કરાવી છે એની માટે? સેટિંગ તો મેડમ જે હતી મેં આપને જણાવી દીધી, હવે તમે કમ્પ્લેન કરાવીને ચેક કરી શકે છો કે તમને ઘરની અંદર જ પ્રોબ્લેમ થાય છે કે બહાર બી પ્રોબ્લેમ થાય છે. એમાં તમારે ખાલી મેન્યુઅલી નેટવર્ક જ સર્ચ કરવાનું રેહ તમારું. ના એ તો બીજી સેટિંગ નથી મેડમ.

મેડમ આપ કૉલ કરો છો તો error શું આવે છે? કટ થઈ જાય છે કે કૉલ ડ્રોપ થઈ જાય છે કે પછી અવાજ બ્રેક થાય છે વચ્ચે વચ્ચે કે પછી ડબલ અવાજ આવે છે? અને જયારે તમને ઇનકમિંગ આવે છે ત્યારે બી same પ્રોબ્લેમ થાય છે કે આઉટગોઇંગ કરો છો ત્યારે? એકવાર તમે તમારા ફોનમાં એકવાર સેટિંગ તો ચેક કરી લો મેડમ.

હું ચેક કરી આપનું, આપને રિચાર્જ કેટલાનું કરાવ્યું છે?

ના એવું કશું નથી, જો તમને મળ્યા છે એમાં બેનીફીટમાં નેટવર્ક આવે પણ જો તમને નેટવર્ક પ્રોબ્લેમ થાય તો તમે પછી કમ્પ્લેન કરાવી દો મેડમ. મતલબ in short તમારા એરિયામાં જ નેટવર્ક નથી કે તમે એરિયાના થોડીક કિલોમીટર દૂર જાઓ છો તો ત્યાં તમને મળે છે. પણ મેડમ, કમ્પ્લેન લખાયા પછી એને સોલ્વ થવામાં થોડો સમય તો લાગે છે.

તમે three g કરીને જોયું, હવે તમે તમારા sim slot જો તમે કો છો કે two માં નાખેલું છે, તો તમે one માં નાખીને જુઓ કેમ કે always one માં તો એ બરાબર જ ચાલે. ઠીક છે, મેડમ. I think જો તમારું કાર્ડ four g ના હોય, તો તમને પ્રોબ્લેમ થાય, તો તમે four g થઈને બી લીધું હોય, but એ three g માં જ work કરતું હોય, તો તમારે એને replace કરાઈને four g તો કરાવું જ પડે. જે તમે કો છો કે તમે કો છો કે તમારા એરિયામાં four g available છે.

જી એની માટે તો પછી તમે કમ્પ્લેન જ કરાવી દો. નહીં તો પછી તમે તમારું કાર્ડ four g છે કે નહીં તમને એ ચેક કરાવી લો. કેમ કે જો તમે four g કાર્ડ લીધું હોય ને તમેન ઘણા ટાઈમથી આ યુઝ કરી રહ્યાં છો

કાર્ડ તો three g બતાવે છે, two g three g બતાવે છે. તો એકવાર તમે એવું હોય તો તમે એકવાર ચેક કરી લો યા તો તમારો ફોન, ફોનમાં તો જો કોઈ પ્રોબ્લેમ નથી તમે કો છો. પણ તમે એકવાર સેટિંગ ચેક કરી લો યા તો પછી કમ્પ્લેન કરાવી દો. હા તો મેમ ફોન ન્યુ હોય અને તમે એમાં તમારાથી સેટિંગ તમે જો સેટ ના કર્યું હોય કે replace ના થયું તો થઈ જાય ને. મતલબ તમે સેટ્ટિંગ ચેંજ કરી હોય કે તમે પછી એમાં સેટ્ટિંગ બરાબર ના નાખી હોય તો બી એવો પ્રોબ્લેમ થઈ જાય ઘણીવાર. હોય છે એ ઘણીવાર ફોનમાં આપોઆપ સેટિંગ જતી રહે છે.

બસ એ નેટવર્ક તો તમે એ નેટવર્કનું નામ લખીને એની પાછળ નેટ લખી દો. બસ. જે તે તમે નેટવર્ક યુઝ કરો છો એ નેટવર્કનું નામ લખીને તમે એમાં એ બાકી એની ઉપર તમે two g three g એકવાર જો તમે four g માં યુઝ કરતાં હોવ તો તમે two g three g choose કરીને જુઓ.

ના મેમ તમે તમારા એરિયામાં જો તમે પહેલાંથી તો નથી ને અત્યાર અત્યારથી જ પ્રોબ્લેમ થાય છે ને?

ના મેડમ, અહિંયાથી તો એવો કોઈ પ્રોબ્લેમ નથી પણ તો બી તમને એવું હોયને તો તમે એકવાર કમ્પ્લેન કરાવી દો, તો જો કે જો એ એરિયામાં નેટવર્ક પ્રોબ્લેમ આવતી હોય તે પછી અમે ચેક કરી લઈએ કે શું નેટવર્ક પ્રોબ્લેમ આવે છે. કે ત્યાં નેટવર્કમાં પ્રોબ્લેમ છે કે પછી તમારા કાર્ડનું તમારે replace કરાવું પડશે. તમે હા એરિયા માં એટલે મને તમારો એરિયા એરિયામાં તમારી આજુબાજુ યુઝ કરે છે same પ્રોબ્લેમ આવે છે કે તમને એવું લાગે છે કે તમારે એકનાં નંબર ઉપર જ. હા, એ તો સેટિંગ ચેક કરી લો ને મેમ. અમને થયો હતો તેમના પિતા અમૃતલાલ દલપતશેઠ આઝાદી ની લડત ના દિવસો મા સૌરાષ્ટ્ર ના સિંહ કહેવાતા તેમને પંદર વર્ષની ઉમર મા ધોલેરા મા મીઠા ના સત્યાગ્રહ માં ભાગ લીધેલો લાભુબેન ગુજરાતી મરાઠી હિન્દી બંગાળી અને અંગ્રેજી ભાષા જાણતા લાભુબેન કુશળ અનુવાદક તરિકે પ્રસિદ્ધિ પામ્યા તેમને મરાઠી બંગાળી ભાષા માંથી ઘણા અનુવાદો આપ્યા ઉપરાંત તેમને બિંદી નામનો વાર્તાસંગ્રહ અને પ્રણયદિપ નામે નવલકથા આપ્યા તેમને કાલા અને કલાકાર ભાગ એક બે માં જુદી જુદી કાળા ને વરણેલા કલાકારોની મુલાકાતો આલેખી છે પ્રસ્તુત એકાગમાં વિશ્વભરમાં શરણે નું ગુંજન કરી શરણે જેવા ભારત ના સદા વજય ને વિશ્વ્પ્રસિદ્ધ બનાવનારા બિસ્મીલાહ ખા ની મુલાકાત છે પદયચી લેખિકા ના કલમે લખાયેલું આ લખાણ ભારતીય શાસ્ત્રીય સંગીત માં શારણ્ય વિષે નો મહત્વપૂર્ણ દસ્તાવેજ છે આ મુલાકાત તો ચેક ninteen fifty nine માં લીધેલ છે એ પછી તો બિસ્મીલાહ ખા પુરા સુડતાલીસ વરસ જીવ્યા તો પણ તેમના સમગ્ર જીવન નો પ્રેરણા દઈ ચિતલ અહીં આપણે પ્રાપ્ત થઇ છે સુપ્રતીષ્ઠત શરણાઈ વાદક બિસ્મીલાહ ખા ની મુલાકાત લેવાનો તો ઘણા સમય થી કરી રાખેલો પરંતુ તેઓ ને મુંબઈ અવાનૂ ઓછું બને

દોડ બે કલાકની મુલાકાત મા એમની શરણતા ખુદાપરસ્તી અને કલાપ્રેમ નો સારો પરિચય થયો શરણાઈ માટે ની એમની લાગણી સાચા કલાકાર ને શોભે એવી જણાય એમના જીવનના જાણે ત્રણ અજ વ્યક્તિઓ ને સ્થાન હોઈ એમ એમની વાતચીત પરથી લાગતું હતુ ઉદ્દમામાં અને શરણાઈ શરણાઈ પર એમને મન એક વ્યક્તિ જેવી જેવીજ છે આ ત્રણે વિષે વાતો કરતા તેઓ ક્યારે ગદગદ બની જતા તો ક્યારે ખૂબ મોજ માં આવી જતા એમની સાથે વાર્તાલાબ થયો એ આ રાયો શરણાઈ ભજવવાનું આપે કેટલી ઉંમરે શરુ કર્યું અને કોની પાસે સીખ્યા શરણાઈ સિખવાનુ શરુ કરવુ પડયું તેમ ન હતુ પણ પરંપરા થી અમારા કુટુંબ મા શરણાઈ ભજવવાનું ચાલતુ આવતુ હતુ ઘરમા પિતા દાદા મામા નાના સૌ ત્રણેવ શરણાઈ ભજવવાનુ કામ કરતા હતા જુદા જુદા રાજાના દરબાર મા તેઓની નિશ્ચિત નોકરી કરતા મારા દાદા ગ્વાલિયર રાજ્ય નુ બાલાજી નુ મંદિર એ બનારસ મા હતુ ત્યા નોકરી કરતા

ને મને પણ એક નાની એવી શરણાઈ દીધેલી હતી તે લઈને મારી પાચ વરાશની ઉમરે હું ઘરમા ઢે ઢે કરતો કર્યા કરતો એ વખતે મારા મામા એ મને પાસે બોલાવીને કહેલું જે મને હજી યાદ છે એમને ક્હ્યું તારે વગાડવું હોઈ તો સૂરમાં વાગડ કાં ને મીઠું લાગે એવું વાગડ અને સાંભળવું ગમે તેવું વાગડ ત્યાંથી એ સૂરમાં વગાડવાની કોશિશ શરુ કરી તમારા જીવન પાર સૌથી પ્રબળ અસર કોની? મામાની એ મારા સૌથી નાના મામા હતા એમનું નામ અલિબક્ષ હતુ એ સંગીત પાછળ પાગલ હતા ફકીર હતા પરમેશ્વર પાસે થી એક એક લઈને આવ્યા હશે નહિ તો આ વિદ્યા માં એમના જેટલું પારંગત કોઈ થઇ શકે નહિ એઓ અઢાર અઢાર કલાક રિયાઝ કરતા બાકીના છ કલાક ખાવા પીવા સુવામાં પતાવતા એ માણસ એ અઢાર વરસ સુધી અને અઢાર અઢાર કલાક રિયાઝ કરી હોઈ એણે કોણ પોહચે અને ખુદા ના બંદા સિવાય આવી સાધના કરી પણ કોણ શકે સાધના સિવાય એમને જિંદગી માં કઈ કર્યુજ નથી એમ કહીયે તો ચાલે પોતાનું પદ બૌ મામૂલી રાખતા

હું અઢી વરસ નો હતો ત્યારે માં મારી મરી ગયેલી એટલે મોસાળ માજ મોટો થયો છ સાત વરસ નો થયો ત્યારે મને શાળા મા બેસાડયો પણ એ વખતે હું સંગીત થી એટલો રંગાઈ ગયો હતો કે ગીત ગણાય ગણાય કરતો માસ્ટર લખાવે અલગ બે બે પણ એ લખવાને બદલે મનમા ગીતનુ ગુંજન ચાલ્યા કરતુ માસ્ટર જયારે મને પૂછવા આવે ત્યારે મરાથી જવાબ આપી ન શકાય એક વખતે એક છોકરાએ ફરિયાદ કરી સાહેબ એ તો ભણવાને બદલે ગિતોજ ગણ્યા કરે છે આ સાંભળીને માસ્ટર ગુસ્સે થયા અને મણિમાનમાં ખૂબ માર્યો તે પછી હું ઘેર નાસી ગયો મામાને કઈ દીધું હું ભણવા જવાનો નથી છતા મામા આગ્રહ અને રમાળ થી રોજ મોકલતા મારુ મગજ આમ તો બૌ સારુ હતુ ગાવાનું જો જે સાંભળતો તે કંઠે થઇ જતુ મારા નાના અને મામા બન્ને ને મારા પર ઘણું વ્હાલ હતુ તેઓ મને રોજ સમય આપીને શીખવતા ગાવાનું અને વગાડવાનુ જેમ વધતુ ગયુ તેમ ભણવાથી ચિત્ત ઉઠી ગયુ પણ મામાની ધાક ના કારણે સમયસર શાળાએ જવુ પડતુ એટલે દફતર લઇ ગામ બહાર ભટકવા ઉપડી જતો ને પછી શાળા છૂટે ત્યારે ઘેર આવતો આવ્યા બાદ શરણાઈ વગાડવા બેસી જતો એમા એક દિવસ ચોરી પકડાઈ ગઈ એક છોકરો દિવસે મારા ઘેર આવ્યો એનું કારણ પૂછવા ઘેર આવ્યો ત્યારે મામા એ કહ્યું એ શાળા ગયો છે મારુ ઝુઠાનું આમ પકડાઈ ગયુ સાંજે ઘેર આવ્યો ત્યારે મામા એ ખૂબ માર્યો અને બાર જઈને કહ્યું કભી જહૂઠ ના બોલો તબિયત સાંભળો ટીન બાત સિખલો તબિયત સાંભળો ઈજ્જત સાંભળો ઔર કભી જહૂઠ ના બોલો ત્યાર પછી ઉપરા ઉપરી ચાર વાર નાપાસ થયો એટલે થાકીને મામા બોલવા લાગ્યા સાથે તેઓ ફકીર હતા કેહતા સુર લેના હૈ તો સચ બોલો

એ મને ભણતો ઉપાડી લીધો આટલુ બોલાવતા વળી તેઓ મામાની યાદ મા લગનશીલ બની ગયા ને સ્વાગત બોલતા હોઈ શરણાઈ સાથે તમારે ગીત ની મદદ લેવી છે જરૂર સુર મેળવ્યા સિવાય શરણાઈ શરુ કરી શકાતી નથી શાહી અંતરસ સંસારી અબોગ એ બધુ યાદ કરી પેલા મનોમન ગાવુ પડે છે પછી એ સૂરો અમે શરણાઈ માં ઉતારિયે છે કાર્યક્રમ આપતી વખતે થોડી જેનફુલી કે બીજા જે રાગ વગાડવાના હોઈ તે મનમા નાચવા લાગવા લાગે છે એના સુર પકડાઈ એટલે આપો આપ બજાવી જાવૈ છે સુર સાથે શબ્દો ની પણ જરૂરત રહે છે શબ્દને કારણે સુર મા આવે છે તે તે થી ગાવા ભજવવાની માજા આવે છે શબ્દના અર્થ સાથે દિલ ચાલે છે અને ગીતના ભાવો મનમા ઉઠે છે આ બધુ સ્વર થાડી કરીયે તોજ થઇ ઘબરાહત થી સુર મેળાવનો પ્રયાસ કરીયે તો શબ્દ અને સુર બેવ ખોવાઈ આપણા ગુરુ કોણ? શરણાઈ તો મામા પાસેજ શીખ્યો પણ ગાવાનુ અને હાર્મોનિયમ ભજવાનું બીજા પાસે શીખ્યો મારા હાર્મોનિયમ ગુરુ લક્ષમ્ણ પ્રસાદ એ ગ્વાલિયર ના મહારાજા ના ભાઈ ગણપત રાવ ના શિષ્ય હતા ગાવાનું અને રાગ શીખવાનું એમજ ઉસને ખા પાસે થી સીખેલું ને આપણે શરણાઈ આજ કેમ પસંદ કરી અને તમારા એના સિવાય બીજાનું નામ કેમ નથી સંભળાતું? પસંગીત શરણાઈ ઘરમાં હતી ઘરના એકે એક સભ્યો એ વગાડતા એટલે પસંદગીનો સવાલ ન હતો મને પણ શરણાઈ ગમે તેથી વગાડવાનું શરુ કરી દીધેલું નામ તો બીજા ઘણા ના છે UP માં મહારાષ્ટ્ર માં મદ્રાસ માં અમુક અમુક શરણાઈ વેરાસત છે તથા શરણાઈ અમ શરણાઈ બીજા વાજિંત્રો જેટલી સહેલી નથી એમાં તાકાત ખૂબ જોઈએ છે દમ ખુબ ગુઠવો પડે છે છાતી ના પત્યા બિસાય જાય એટલું જોર કરવું પડે છે એમાં ફેફસા ને સારી કસરત મળે છે જેથી રિયાઝ ના વચ્ચે વારંવાર આરામ કરવો પડે છે મામા આઈ ને હંમેશા કેહતા એક કલાક વગાડીને અડધો કલાક આરામ કરવાનો કેહતા શરણાઈ પાછળ જાણ દેવો પડે છે એટલે લોકો તેમા જોઈએ તેવા પારંગત થઇ સકતા નથી આપ રિયાઝ કેટલા કલાક કરો ચો? જરા ઉદાસ બની ને કહે મામા હતા ત્યારે ઘણા કલાકો રિયાઝ માં જતા કારણકે એ વખતે એમાં એ વધારે હતા મામા કમાતા નાના કમાતા દાદા કોઈની નોકરી કરતા કાકા ક્યાંક નોકરી કરતા અમે સૌ કોયના કમાઈ કમાઈ ને લાવતું પણ આજે જો મારે એકલાને કમાવું પડે છે પિતાજી નથી પણ ગુરુજ મોઠા ભાઈ ચાલ્યા ગયા એટલે એમનું આજ માણસ નું કુટુંબ મારા આઠ માણસ નું કુટુંબ અમે સૌના જોતાની જવાબદારી મારા પાર રે છે

હમ પછી એ સમય યાદ કરીને મોજ મા આવી જવાય સામે ચિત્ર શરુ થતું હોઈ એક કવિની બોલવા લાવ્યા રાત જાગતી હોઈ આકાશ માં ચાંદની હોઈ સમગ્ર શાંતિ છવાઈ ગઈ હોઈ ત્યારે મલિક ને યાદ કરીને ત્યારે મલિક ને યાદ કરીને રિયાજ કરવામાં એક લિજ્જત આવે છે રિયાજ પણ સારી થી સારી થઇ છે હમ અમારા મજહબ માં કેવાઈ છે કે મોડી રાત્રે જયારે બધા સુતા હોઈ ત્યારે ખુદાનો ફરિશ્તો નીકળે છે કોઈ એની દુઆ લેનાર છે કોઈ એની દુઆ લેનાર છે એમ એ જોતો જાય છે ને કોઈ જાગતું મળી જાય તો એના પાર આશિર્વદ ઉતારે છે આમ મોડી રાત પછી ના એકાંત માં રિયાઝ કરવા થી ગુરુઓ ની દુઆએ મળે છે

આપ અમુક મિજાજ માં હોઉં ત્યારે સારું બજાવી શકો ચો કે ગમે ત્યારે? મિજાજ ની વાત તો દરેક કલાકાર માં હોઈ તમે જાણો કે ના જાણો રાગ રસોઈ ને પાંગળી કભી કભી બનતી હૈ એટલે હંમેશ સમયનો મુલ્ય ઘણા લોકો આળસુ હોય છે તેમને કામ કરવું ગમતું નથી આથી તેઓ કોઈને કોઈ બહાના કામ ને તાળા ટાળતા હોય છે જયારે કેટલાક લોકો ધૂની હોય છે તેઓ કોઈ પણ કામ ચીવટપૂર્ણ અને ઝડપ થી કરે છે તેમનો એક જ સિદ્ધાંત છે. કલ કરે સો આજ કર, આજ કરે સો અબ, આપણું કામ તો આપડે જ કરવાનું છે બીજું કોઈ કામ કરીને આપવાનું નથી તો સમય વ્યર્થ શા માટે ગુમાવો ગયેલો સમય કદી પાછો આવતો નથી, માટે ચોક્કસ આયોજન કરી સમય ને પુરે પૂરો સદ્ઉપયોગ કરવો જોઈએ દિવસ માં ચોવીસ કલાક હોય છે તેમાંથી આઠ દસ કલાક આરામ પાછળ ખર્ચાય જ છે ઘણો સમય ટીવી, મોબાઈલ ફોન ટોળ તાળા માં કે આમ તેમ આટા ફેરા પાછળ વેડફાય જાય છે. કોઈ કામ ના કરીયે તો પણ આખો દિવસ પસાર તો થઇ જ જાય છે સવાર થી સાંજ થાય છે સાંજ થી પાછીસવાર થાય છે આમ સમય અવિરત વેહ્તો જાય છે. આમ ને આમ એક દિવસ જિંદગી પૂરી થઇ જશે અને એક શાયર કહે છે કે સુબહ હોતી હે શામ હોતી હે જિંદગી યુંહી તમામ હોતી હે જે માણસ સમય નું મૂલ્ય સમજતો નથી ને સમય નું યોગ્ય આયોજન કરતો નથી ને સમયસર કામ કરતો નથી તેનું જીવન પણ જેમ તેમ પસાર થઇ જાય છે.

અંત માં પસ્તાય છે પણ ગયેલો સમય કદી પણ પાછો આવતો નથી એટલે બગડી ગયેલી બાજી સુધારવાની તક મળતી નથી. સાચું જ કહ્યું છે કે બોલાય ગયેલા શબ્દો છૂટી ગયેલું બાણ અને વીતી ગયેલો સમય કદી પાછો ફરતો નથી માટે આ ત્રણેય નો ઉપીયોગ ખૂબ સાચવી ને કરવો જોઈએ જે લોકો સમય નું યોગ્ય અયોજન કરે તે જે ઘરેથી કરી શકે અને ધારે તે તે સિદ્ધિ મેળવી શકે છે. જે લોકો મહાન થઇ ગયા તેમની પાસે પણ સમય માર્યાદિત હતો તેમને પણ દિવસ ના ચોવીશ કલાક જ મળતા હતા સમય નું યોગ્ય આયોજિત કરીને તેઓ એટલા મોટા કામ કરી શક્યા આપણે જોઈ શકીયે છે જે લોકો સમય નું યોગ્ય અયોજન કરે તે જે ધારે તે કરી શકે. બત્રીશ વર્ષ જેટલા ટૂંકા જીવનમાં વિવેકાનંદજી એ ભારતીય સંસ્કૃતિને વિશ્વમાં નામના અપાવી શંકરાચાર્યજીએ પણ આર્યુષમતમાં દેશ ના ચાર ખૂણે ચાર માથા સ્થાપ્યા આમ જે સમય નું મૂલ્ય સમજે તેને સમય પોતે જ મૂલ્યવાન બનાવે છે જે સમય ને માન આપે છે તેને સમય પણ માન આપે છે જે સમય ને સાચવે છે તેને સમય પણ સાચવે છે આજકાલ સૌને મોઢે આપડે એક જ ફરિયાદ સાંભળિયે છીએ સમય નથી કેટલાક નોકરી ધંધા જતા હોય.

ટોળા ફરતા જેવા મળશે મોડી રતા સુધી tv જોનારા સંતાનો માટે ભણવા નો સમય નથી tuition બંધાવી દેવાય છે. પત્ની ને રસોઈની આળસ કરતા hotel માં જમવા જાય છે આવીયે તેમાં વાંધો શું સમય ના અભાવ ના સામે સમય નો દુર્વ્યવહાર જોતા લાગે છે કે આપણે સમય ની કિંમત પુરી સમજતા નથી, સમય અમૂલ્ય છે એમ સૌ કહે છે તો ખરાઆ પોપટ વાક્ય વર્ષો દેખાય છે ખરું ક્યારેક એની પંક્તિ પણ ઢાંકી લઈએ છીએ સંપત ગઈ થઇ તે આપડે ગયા વડે છે વહન

એ જાણતા છતાં લોકો ઉઘાડી આખે કલાકો ને કલાકો વાતો ના તડાકામાં ગીત સંગીત કે film ના મનોરંજન માટે TV કે રમતગમત પાછળ કરતા રહે છે સમયનું મૂલ્ય સમજ્યા વિના કે સમય નો સદુપયોગ કર્યા વિના સમયને માણતા કાયા ગયા કરવી નિષ્ટક છે એક કે વિચાર કે સમય વિષે પણ કરતા હળવા શબ્દો માં પણ સાચું કહીંયુ છે કે આ સમય ના માથે વાળ આગળના ભાગમાં વાળ છે પાછળ તાલ છે કેવું સૂચક વિધાન છે. આવતા સમય ને ઓળખી શકે અને સભાન પણે ગાફેલ તેને પકડી શકે, તો સમય તેના હાથ માં રહે છે પરંતુ ગાફેલ રેહનાર ને અનુભવ છે કે નજીક આવીને પસાર થઈ ગયેલો સમય પકડી શકતો નથી. હાથ માં નથી આવતો, કારણ કે સમય ને પાછળ તાલ છે. અને સરકી જાય છે સમય ની કિંમત સમજદારને માણ ને દરેક ક્ષણ અને આવનાર તક પાસે અત્યંત જાગૃત રહેવું જોઈએ.

અબ, સંકૃત માં પણ કહીંયુ છે સુષુયં સિધ્ય્મ, એટલે કે ધર્મ ના કામ માં ઢીલ શી, કોઈ કામ લંબાવતા એમાં અનેક અંતર્ય આવી જ છે, આજ ઊઠીશું, કાલ ઊઠીશું, લંબાવો નહીં દાડા, વિચાર કરતા વિદ્યના મોટા એવો વચ માં આડા અંગ્રેજી પણ માં કહેવાયું છે delays dengours સમય એક એવું અદ્યશ્યન પરિણામ છે જે દેખી શકાતું નથી ઓળખાતું નથી. કે એની કિંમત પાછળ થી સમજાય છે એટલે પ્રત્યેક વર્તમાન પાછળ ઓળખતા, સમજતા, અને ઉપયોગ માં લેતા શીખવું જોઈએ. ભરતીય સંસ્કૃતિમાં વિચાર, ચિંતન પર વધુ પડતો ભાર દેવાયો છે તેથી મોટા ભાગ ના વિચારો છે. વધારે અને આજરે છે ઓછું છેવટે પેલી આંધળીને પથ્થરનાં વાયુ ઉગતી સાચી ઠરે છે પશ્ચિમ ના લોકો થોડુ જ વિચારે છે અને નક્કી કર્યું કે તેને તત્કાલ અમલ કરે છે એટલે એ દેશો વધુ પ્રગતિ કરી શકે છે. હાથમાંથી સરી ગયેલો સમય મેં વ્યકટ કરતું સુંદર કાવ્ય કવિ પ્રિયકાંત મણીયાર લખ્યું છે આ કાવ્ય માં કેટલી અર્થક્ષબર પંક્તિઓ ઘણું બધું કહી જાય છે તે સમજી ને અમલ માં મુકીયે, હવેઆ હાથ રહે ના રહે, મળિયું સમય નું સોનુ પ્રથમ વાપયુઁ ફાવે તેમ હવે આ હાથ રહે ના હેમ ભર બપોર ભોજન ધાને વિંનતી એ રાતો માં ઘણું ખરું ને એમ ગયું કે કશું કૈક વાતો માં પડિયું, પ્રમાણે કથીર થયું, તે જાગ્યા કે નહીં વહેમ હવે આ હાથ રહે ના રહે સમય વિષે આપડે ત્યાં અનેક લેખકો, ચિંતકો તથા, વિદ્વાનનો એ લખિયું છે તથા પ્રવચન પણ આપ્યા છે માનવજીવન માં સમય નું મૂલ્ય અનમોલ કે કિંમતી છે ખોવાય ગયેલ સંપ્રકક ફોન મેળવી શકાય છે ભુલાય ગયેલું જ્ઞાન પુન પ્રાપ્ત થઈ શકે છે અસ્થવ્યસ્થ અવસ્થા કે ગુમાવેલું સંથાન, દવાઓ કે સારવારની પણ પ્રાપ્તિ કરી શકાય છે પરંતુ ગુમાવેલ સમય કે વિતી ગયેલો સમય ફરી પાછો ક્યારેય મેળવી શકતો નથી, સમય નું પુનરાવર્તન કે પુનર્ગમન શક્ય નથી ના ટકાય શોખ સપિરો એકેય જગ્યા એ કહેવાતું નથી, ને સમય ને બરબાદ કર્યો હવે સમય મને બરબાદ કરી રહીયુ છે રાજા બદૃગી સત્ર સાર્થક નામ ની તેમની અમર બુદ્ધિ માં લખિયું છે એટલે આપડે એટલું જ કહી શકીયે સમય ના વેડફો, સમય ખુબ જ કિંમતી છે ધન્યવાદ Hello, future bee

અરે ખુશી કેવું ચાલે છે બસ મજા માં તારે કેવું ચાલે છે બસ મારે ય મજા ચાલે છે અત્યારે થોડું કોલેજનું કામ હતું બસ એ પતાવતો હતો હ હ અત્યારે શુંકામ છે કોલેજ માં એટલે એક મહિના પછી કોલેજમાં એક ઇવેન્ટ થવાની છે થોડીક અને એક ઇવેન્ટ નું કામ કરતો તો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 હા તારે કેવી ચાલે છે કોલેજ લાઈફ બસ મારે ભી ઠીક થાક અજ ચાલે છે હમણાં તો રજાઓ ચાલે છે કોલેજ મેં એટલે કઈ બહુ ખાસ નથી અત્યાર શેની રજા અરે આવતા મહીને અમારે exam આવાની છે એટલે પરીક્ષા ની તૈયારિયો માટે રજાઓ આપી છે અચ્છા exam આવે છે તમારે તો પેહલા સેમિસ્ટર ની exam હશે અત્યારે હા એ પણ હજી બાકી છે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 હા સારું કેહવાય ને કેટલું જલ્દી સેકંડ સેમેસ્ટર ચાલુ પણ થઇ ગયું તમારે હા બાકી આપળે મળવાનું કોઈ પ્લાન બનાવો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 આપળે છેલી વખત ગાંધીનગર ગયા ત્યારે મડ્યા થા હા કેટલી મજા આયી થી નહી દયા હા બહુ જ માજા આયી થી તે વખતે તો ત્રણ દિવસ ની મજા કરી છે અને કોલેજ ભી એવી મોટી થી ને ચાલી ચાલી ને મારા પગ દુખી ગયા હતા

બરાબર અને મને તો એની અમુખ એવી યાદ રહી ગયી છે ને કે નીકળતી નથી દિમાગ માં થી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

અને પછી તને યાદ છે બીજા દિવસે રાત્રે ફરવા નીકળયા હતા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 તય થી computer લેબ માં થી આપડે જયારે નીકળયા હતા ત્યારે કેટલી ઠંડી લગતી હતી મેં તો થત રી ગયેલી પણ કોલેજ જ કેટલી મોટી હતી કે ચાલતા ચાલતા ગરમી ચડી ગયી હતી અને પછી રાત્રે બે વાગે જયીયે આપળે બધા પોત પોત ના રૂમ માં જયીયે ને સુઈ ગયા હતા પણ એ ત્રણ દિવસ બહુજ ઠંડી હતી હા ઠંડી તો હતી પણ આપળે ત્યાં આપણ ને ખબર હતી કે ઠંડી આવી રીતે ચાલુ થઇ જાતે પછી sweater કે કઈ લઇ ને પણ નથા ગયા એજ મેં તો એક sweater ભી નથું લીધું અને ઠંડી ઘરે હતા મારા પાસે ખાલી એક જીનસ નું jacket હતું મેં ત્રણે ત્રણે દિવસ પેહ્રીયું હતું કેમ કે રાત્રે ઠંડી લગતી હતી સખત મારી જોડે તો એ ભી નથુ ટી શર્ટ લઇ ગયો હતો ખાલી અને અમારે તો રૂમ ભી નથા એમ નેમ જ ઊંધ્યા હતા અમે તો અરે અમને તો સરસ રૂમ મળ્યા હતા મતલબ હોસ્ટેલ માં રૂમ મળ્યા હતા એટલે બધી સુવિધા હથી ત્યાં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 હા તમારે થોડું વિવાસ્તીતી નથુ એ ખબર પડી હતી એ ટીમ પર મને

તો તો સારું કેહવાય

અરે પાક્કું આવીશ બાકી બીજું શું ચાલે છે જીવન માં બાકી આમતો કઈ નથી ચાલતું હવે તો કાલે તારી જન્મ દિવસ છે હા તમે લોકો નહિ આવો ને તો મારી જન્મ દિવસ